આપણા દેશમાં કુલ ખાદ્યતેલ ની તુલનામાં સોયાબીન તેલનું તેલ નો હિસ્સો અંદાજે બાર ટકા જેટલો છે. સોયાબીનના કુલ ઉત્પાદનમાંથી આપણે દેશમાં તેનો ઉપયોગ મુખ્યત્વે દસ ટકા બિયારણ માટે પંચોતેર થી એશિ ટકા તેલ કાઢવા માટે તથા બાકી રહેતો દસ થી પંદર ટકા હિસ્સો વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવા માટે થાય છે. સોયાબીન ની મૂલ્યવર્ધન. પ

સોયા પૌવા તથા bakery item વગેરે સોયાબીનની ઉપજ મુજબ અને ગુણવત્તા પૂર્ણ વાનગીઓ બનતી હોવા છતાં તેનો વપરાશ આજે ખૂબ જ ઓછો છે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે, સોયાબીન નો ઉપયોગ સીધે સીધો કરી શકાતો નથી. આહારમાં તેનો સીધો ઉપયોગ કરવાથી તેમાં રહેલા પોષક વિરોધ તથા વિરોધી તત્વ શરીરને નુકસાન કરે છે. આથી સોયાબીનના સોયાબીન ને ઉપયોગમાં લેતા પહેલા તેમાં રહેલા પોષક વિરોધી તત્વોને દૂર કરવા આવશ્યક જ નહીં પરંતુ, ખૂબ જ જરૂરી છે. આ હાનિકારક તત્વને દૂર કરવા સોયાબીન નો processing કરવું ખૂબ જ જરૂરી છે. Processing બાદ જ સોયાબીનને આહારમાં વપરાશ કરી શકાય છે. ઉત્તમ protein નો સ્ત્રોત સમાન સોયાબીનનો દૈનિક વિવિધ આહારમાં ઉપયોગ થઈ શકે છે. એ હેતુ અહીં માત્ર સંપૂર્ણ સોયા લોટ બનાવવાની સહેલી રીત વિશે માહિતી આપવામાં આવેલી છે. રીત વિશે જાણીએ. બજારમાં મળતા સારી જાતના સોયાબીનને લઈ તેની સાફ સફાઈ કરી તેમાંથી અલ્પવિકસિત ક્ષતિયુક્ત દાનામ તથા અશુદ્ધિ દૂર કરવી. ત્યારબાદ સૂર્યના તાપમાન electric oven માં જરૂરી સુકવણી કરી પારંપરિક ઘંટી અને ઘંટી દ્વારા અલગ કરી તેની દાળ તૈયાર દાળ તૈયાર કરી. આ રીતે તૈયાર થયેલું દાળને ત્રણ રીતે ઉકળતા પાણીમાં એક કિલોના પ્રમાણમાં નાખી પચ્ચીસ થી ત્રીસ મિનિટ સુધી ઉકાળવું. ઉપર ઉકાળેલ સોયાદાળને નિતારી સૂર્યના તાપમા અથવા dryer માં છ થી આઠ ટકા ભેજ રહે ત્યાં સુધી સુકવી લેવી. આ સુકવેલી દાળને દરી લઈ polythene bag માં ભરી seal કરવું. આગ્ય ઉપયોગ ઉપર મુજબ સોયાબીન નો પ્રશાસકરણ કરી સંપૂર્ણ સોયા લોટ તૈયાર કરવામાં આવે છે. આ સંપૂર્ણ સોયા લોટને દૈનિક આહારમાં ઉપયોગ કરી જરૂરી protein ની માત્રા મેળવી શકાય છે. આ રીતે તૈયાર કરેલા સંપૂર્ણ સોયા લોટની દસ ટકાના પ્રમાણમાં અનાજના ઘઉં, બાજરો, મકાઈ, જુવાર વગેરેના લોટ સાથે ભેળવી, એટલે કે

રોજિંદા ખોરાક માં સમાવેશ કરી શકાય છે. વિકલ્પ ની દ્રષ્ટિએ સંપૂર્ણ સોયા લોટને બેસન સાથે એક જેમ એકના પ્રમાણમાં ભેળવી સેવ ભજીયા, ચકરી વગેરે બનાવી શકાય છે. ઉપર મુજબ તૈયાર થયેલ સંપૂર્ણ સોયા લોટ polythene bag માં યોગ્ય રીતે pack કરેલ હોય તો બે મહિના સુધી સંગ્રહી શકાય છે. Packet ની એકવાર ખોલ્યા બાદ પંદર દિવસમાં તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. તુવેરમાં મૂલ્યવર્ધન. સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન જીવવા દરેકને સમતુલ અને પૂરતા પ્રમાણમાં આહારની આવશ્યકતા હોય છે. protein માનો આહાર માટે ખૂબ જ અગત્યનું તેમ જ અનિવાર્ય તત્વ છે.

આમાંથી દરરોજ લગભગ પંદર થી ત્રીસ ટકા જેટલી protein ની આ પૂરતી કઠોળ દ્વારા પૂરી થાય છે. કઠોળમાંથી સામાન્ય રીતે દાળ કે બેસન મેળવવામાં આવે છે. અમુક જાતના આખા કઠોળનો સીધો પણ ઉપયોગ કરાય છે. વળી આવા કઠોળને પાણીમાં ભીંજવી, સૂકવી, તળી અને મરી મસાલા યુક્ત નાસ્તાઓની item તરીકે ઉપયોગ કરી શકાય છે. જ્યારે ચણા જેવા કઠોળને શેકી શકાય છે. સાથે મસાલા વગેરે પણ સીધો ઉપયોગ કરી કરાય છે. કઠોળના પાકને આ પાકને cleaning grading કરી તૈયાર ત્યારબાદ દાળ બનાવાય છે. જુદી જુદી જગ્યાએ દાળ બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. આ રીતે દાળ બનાવવા માટે મુખ્ય બે પદ્ધતિઓ પ્રચલિત છે. ગ્રામ્ય કક્ષાએ થતું ઘરગથ્થુ process આ process માં દાળને છ થી આઠ કલાક પલાળી તેને નીતારી સૂર્ય તાપમા સૂકવી ફાસ્ટ ચકી થી દાળ પાડવામાં આવે છે. અમુક જગ્યાએ કઠોળને ખાદ્ય તેલનો વટ આપી એક બે દિવસ સુધી તાપમા તપી તે ભેજ ઉ ઉમેરી થોડા કલાક ઢગલો કરી હાથ સફાઈ કરી દાળ પાડવામાં આવે છે. આ ઉપરાંત ખાસ કરીને દક્ષિણ ભારતમાં તુવેરને પાણીમાં પલાળી પાણી નિતારી તેલમાં લાલ માટી ભેળવી સૂર્ય તાપમા બે દિવસ રાખી દાળ તૈયાર કરવામાં આવે છે. આ રીતે લગભગ સાઈઠ

ફેરફાર કરી દાળ બનાવવામાં આવે છે. ઔદ્યોગિક ધોરણે થતી યાંત્રિક process આ પ્રોસેસમાં ઘણી જગ્યાએ કઠોળમાં પાણી ખાદ્ય તેલમાં માટી ભેળવી તેની વિવિધ તબક્કામાંથી પસાર કરી દાળ બનાવવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિ semi automatic હોવા થી સમય તેમજ મજૂરીના ખર્ચનો પ્રશ્ન રહેતો નથી. તેમજ ચોમાસા જેવી ઋતુમાં તકલીફ પડતી નથી. આ ઉપરાંત દાળની recovery ઓછી આવ ઓછી આવવી quality બગડવી વગેરે જેવી મુશ્કેલીઓ પણ આવતી હોય છે. ઉપરોક્ત સમસ્યા નિવારવા હાલ આધુનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેને CFTRI process કહે છે. આ process માં તુવેરને cleaning કરી પ્રી Preconditioning માટે બે પાસ માં LSU drive માં એકસો વીસ સેન્ટિમી Celsius ની ગરમી હવામાંથી પસાર કરવામાં આવે છે. પાસમા તેને tempering bean માં રાખવામાં આવે છે. ત્યારબાદ તેને roller mill માં થોડા પ્રમાણમાં પાણી છાંટીને મોકલવામાં આવે છે.

ઉડાડવા ફરીથી LSU drive માં dryer માં મોકલવામાં આવે છે. ત્યારબાદ એમ્રિ roller દ્વારા તેના બે ભાગા કરવામાં આવે છે. અને Grading કરી દાળનું packaging કરાય છે. આ રીતે આ process માં દાળનો લગભગ એશિટકા જેટલી recovery થાય છે. ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન. દેશની વિવિધ પ્રકારની જમીન અને આબોહવાને કારણે વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોનું જે તે વિસ્તારને અનુરૂપ ઉત્પાદન થાય છે.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

દિયો પિન આવી લાખું પડે પછી અપને હમને એમાં પાણી રહે થા પિસુ Machine ને મેં જાને પીસવા પડે પીસવા અને કોઈ ભી Colour બનાવી શકે કોઈ ભી Colour એટલે Pink, Black બનાવી શકે પછી આ પિશવ ના પછી આ અપને Colour ready નાવી શકે

આમાં પાણી આપણુ તે સારે હમે કાવેરીને આવે પડે આ પાછો પીશું પડે Colour ન પાશો પીશું પડે પછી machine પર આપવો પડે અને પંખો મારીને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 પંખો ભી મારવા પડે આમાં Colour માં મિક્સ થાય બધુ આપે છે પૈસા machine પર અપાય તેટલો કોઈ Blue આવે કોઈ Red આવે તેનું વિજ્ઞાન આપણે પાછો લાવવા પડે પછી આપણે Live ને પછી આપણા પડે Machine માં Grinder કરું પડે Grinder કરી ને પછી તને પછી Colour બનાવે બનાવી ને પછી પાસા અને પીસવા મળે પછી અપને Machine પાર આપી શકી

Machine પર ચાલ્યું શકે અપને Colour પીસવા માટે જે Colour માટે જાળી લગાવી પડે જાળી લગાવે માટે પીસાય પીસાવે પડે સનાયા જાયે પછી નીચે પડે

Stunner Stunner માટે મારીને આપું પડે

Machine માં અપને Machine માં કંઈક પીસાય એક વખત ની ની પીસાય તો બીજી વાર કરી પડે બીજી વાર ની પીસાય બીજી વાર ની કરું પડે કરીને આપણે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 ડબ્બો જો મને જાળી લગાને ઇસસે જાળી લગાના મગ એનું નું પાડું મગ સનું નું Stunner મારી અપલો પડે ને આપણા આખું પડું છું બધું જોવા પડે એ સાંધા અપને colour બનાવની

પાંખો મારા ઉપર પાંખો જે ઉપ બહુ ચ Blue, Blue બીજે થયી ગયા એટલો પછી Blue મેં દિયો ને લાખી ખુલવા પડે એટલે બે દિવસ પાંખો મારી ના પછી શું પાડો શું પડી ના આ Machine માલ આપવું પડી ને પછી આ ગાડી ગાડી બધા હોય ને ગાડી લાગવેને આપણે સંગવું પડે કાંસુ માલ આપવું પડે આપણા પાણી બધું Colour અપને બનાવી શકું છે Black આવે Black ની એમાં કંઈ આવે કંઈ અપને Black ને પાણી આવે Black ની અપને ઘીનાવા રાખું પડે લાઠી ને પછી જાય ના આપણે પાંખો મારવું પડે પાંખો મારવું પછી ને Machine પર આપવી ને પછી ગાડી એક વખત નહિ બીજી મને પાશ આપવું પડે તેને પછી પાસો જરૂર પડે તારે પશ્યા મારે બનાવને મરે Red માં ભી આવું

પાંખો મારવો પડે પાંખો મારી ને પછી Grinder પર આખો પડે ગાડી થી પછી આપણે કાચું પાડવાનું કડવી ને પછી તે ભી તૈયાર થઈ જાય કોટક શું થાય તો બીજું વક્ત કહેવાય તો બીજું વક્ત ની બીજું વખત કરવાનું આવું કરવું પડા નું એવામાં કરવી રહેવા દે color માં color માં શું ચાલે આ પાનની મેં જો માલ આપણે જે બનાવે ના તમે પછી Machine પાર જાય Line આવે Line આવે તો માલ ભી કમ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 Blue બનાવની રીત માં ભી આજ એ પાણી અને સખુ પડે અને સખુ પડે છે Colour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

હા ભાઈ જય બોલે.

ઓળખ્યો કે નહીં અવાજ? ના રે ના કોણ? અલ્યા ભાઈ આપડે શું યાર ઓળખ તો ખરા યાર આપડે ભેગા ભણેલા હોય યાર.

ના ભાઈ ના કા કયા ધોરણ માં? અલ્યા યાર એક થી આઠ સુધી આપડે ભેગા તો ભણેલા ભાઈ શું યાર. રાજેશ ના ના વિચાર વિચાર હજી વિચાર. સુમિત સુમિત ના ના મયંક બોલું ભાઈ. મયંક બોલી રહ્યો છે. હા ભાઈ મયંક બોલું છું. શું વાત કરી રહ્યો ભાઈ આજે દહાડો કઈ બાજુ ઊગ્યો ભાઈ. કઈ નહીં યાર એવું તમારો નંબર નહતો યાર અમાર જોડે એટલે શું કરીએ. આહાહા ભાઈ ભાઈ જૂનો દોસ્તર આહાહા. તેમાં તમે યાર ભૂલી ભૂલી ગયા તમે હવે કોઈ નંબર contact રાખતા નથી આ તો શું પેલો રાહુલ જાણે ને રાહુલિયા ની જોડે થી નંબર મળ્યો. એ અરે મેં બી મેં એને ચાર પાંચ દહાડા પેલા મેં એના કાકા ના છોકરા ને કીધું ભાઈ મયંક નો નંબર હોય ને તો આપજો પણ એ કે માર પાસે હતો પણ delete થઈ ગયો. એટલે પછી હું ક્યાંથી સોધું મેં બી try કરતો જ તો મેં કીધું ભાઈ બધા દોસ્તારો ને ભેગા કરું ગ્રુપ બ્રુપ બનાવી ને ચોક ફરવા જઈએ ભાઈ જૂની દોસ્તી ઓ વાળા

બોલ ભાઈ કેવું ચાલી રહ્યું છે.

તો પછી અવાજ તારો બદલાઈ ગયો થોડો. બદલાઈ તો ખરી એક થી આઠ ધોરણ સુધી ભણ્યા હવે તો ઉમર થઈ કોલેજ ઉપર ગયા આપણે તો બધા.

પણ ભાઈ સ્કૂલમાં મજા આવતી એમ તો. સાચી વાત હો યાર સ્કૂલ જેવી તો કોઈ ચાઇ બાજુ હે જ નહીં મજા. બધા સાહેબો ને હેરાન કરતાં છોકરાઓ ને હેરાન કરતાં. ઓલા જગદીશભાઇ ને ઓળખે તું?

એ એ વળી બધા ના દોસ્તારો ને ટીફીનો ને બીફીનો ને લઈ ને ખઈ જતાં તા ખબર હે.

રિશેષ પડી રિશેષ આયી ના હોય એના પહેલા આપડે ચાલુ પીરિયડ હોય પીરિયડ ચાલુ હોય એના પેલા ખાતા ખબર હે હોવે પાછા વળી અને પાછા એમાંય વળી કડબડ કડબડ અવાજ આવે એટલે વળી માર ખાતા વધાર ના. પેલો દશો બહુ વાર ખાતો હો પણ ભાઈ ખતરનાક એ તો અને એ તો હાથે કરી ને અવાજ બી કરતો ભાઈ. ખાતો ખાતો પણ આપણને બી માર ખવડાવતો. એ હમણાં મળ્યો જ તો મળ્યો મને.

જૂના દોસ્તરો ભેગા થઈ ને આપડે કોક ક્યાંક જઈએ મેં કીધું સારું હેડો વિચારીએ એટલે હું તને બધા આમ તો મારા contact માં તો બધા આયી ગયા હતા. પણ ખાલી તું એકલો બાકી હતો એટલે તારો નંબર લઈ ને કોઈ ને ફોન કરી ને એ રીતે નંબર લીધો પછી ઓહહો ભાઈ ભાઈ તો પછી યાર હઉ ભાઈ મજામાં તમાર ઘેર બધા મજામાં

આપડે ખબર સ્કૂલમાં વળી પેલી છેલ્લી બેનચીસે પરિકર થી બધાં નું નામ લખી ને ત્રણ દોસ્તાર કદી દોસ્તી નહીં તૂટેગી હોળી ના તો પછી યાર અને અને અને એક સેકંડ હો

hello

બોલ બોલ

ભાઈ સ્કૂલ જેવી life ભાઈ આજ સુધી સાચું કાવ ભાઈ કોલેજ માં બી એવી મજા નહીં એવી સ્કૂલમાં હતી ભાઈ અલ્યા શું યાર વિદાઇ ના દિવસે તો કેમેરા બેમેરા તોડી નાખ્યા તા રૂમ ના મને તો યાદ હે ભાઈ હજી. આપણે last time આપડે ખબર આપડે મસ્તી કરી તી હજુ મને યાદ છે ભાઈ આપડે મસ્તી કરી તી પછી સ્કૂલમાંથી ત્રણ જણાં ઍક્ટિવામાં જતાં ને ભાઈ મસ્તી કરી ને ભાઈ જે પડ્યા ને ત્રણે ત્રણ છોલાય ગયા તા શું મુ તો અઠવાડિયા સુધી તો બોલ સ્કૂલ નહોતો આવ્યો ભાઈ તો ભાઈ સખત હો ભાઈ મજા આયી જઈ તી ભાઈ પરીક્ષામાં કોપીઓ કરતાં કોઈ લખ્યા વગર

અને પાછા કોલેજ ના પાછળ થી કોપલિયો લઈ ને આવતા મજા આવતી એ લાઇફ આખી અલગ હતી ભાઈ. આખી અલગ હતી ભાઈ. હોવે હાલ તો ભાઈ બહુ કાઢુ પડી ગયું ભાઈ.

ભાઈ ભાઈ આવો કોઈક દાડો યાર મળવા કઈ બાજુ રહે?

એવું હે ભાઈ આવો કોક દહાડો યાર મળવા ના ના મળીએ બે ત્રણ દહાડા પછી આપડે બધા દોસ્તારો ભેગા થઈ ને જઈએ પછી

તમે યાર કોઈ બાજુવાળી છોકરી જોડે બેસતા એનું શું થયું? ના રે ના ભાઈ આપડે સ્કૂલ નું હતું ત્યાર નું છોડ્યું એ બધુ છોડ્યું ભાઈ.

પૂજા કે કોક એવું હતું પૂજા હતું લગભગ હા હા પૂજા પૂજા પૂજા એ જ એ જ એ જ

હા લેસન બધા ને કરી આલતી એટલે ભાઈ સારું જ કહેવાય કે લેસન કરી આલતી અસાઇમેંટ કરી આલતી.

એને લખવાનો શોખ હતો ને આપણને લખાવાનો શોખ હતો ને તારા contact માં વધારે હતી એ યાર

તારા contact માં વધારે હતી એ રહી. હા એટલા બધા close હતા કે ભાઈ બાજુ બાજુ માં બેઠા હોઈએ એટલે. હ તો પછી યાર અમે તો નોર્મલ વસ્તુ હતી અમે તો ખાલી friend તરીકે બોલાવતા પછી તો મને આઠમા પછી નીકળી ગયો પછી ખબર નહીં આપણને કોઈ.

ઓહ અચ્છા પછી બાપા એ એને કોક કયા દાંતીવાડા કે એ સાઇડ કોલેજ નો નંબર આયો ને ભાઈ

એટલે પછી એ બાજુ જતી રહી ભાઈ અને મારે વળી હું આ બાજુ આવતો રહ્યો

લગન થઈ ગયા કે શું એના એના લગભગ થી તો થઈ જ ગયા હશે હો ભાઈ ઓહહો ખાલી આપડા જેવા જ બાકી

તો ભાઈ PT ના પીરિયડ માં મજા આવતી હો ભાઈ. hand આમ કરો ને આમ કરો ને આમ કરો આપડે વળી મસ્તી સુઝી એકબીજા ને કાંકરીઓ મારો માટી માંથી સોધી સોધી ને. તાણે કબડ્ડી રમો ને ઓમ રમો ને મજા આવતી ઓમ ભાઈ એ વખત.

તે તે બી કઈ ઓછા કાંડ નહીં કર્યા સ્કૂલ માં ભાઈ ફૂટબોલ રમવા આલે આપડે આગળ ફ્રી પીરિયડ માં રમવા આલે ને ભાઈ સ્ટાફ રૂમ નો કાચ ફોડી નાખે હે હે અલ્યા શું પ્રિન્સિપલ એ એક વાર તો મને પકડ્યો તો બોલ

થર થર થવા મંડી ભાઈ કાચ ફૂટે એટલે ભાઈ નું મોઢું તો જે દેખવા લાયક હતું ભાઈ

અલ્યા મજા આવી ભાઇ. અરે એવું થાય હે ભાઈ સાચું કવ કસમ થી એવું થઈ રહ્યું કે ભાઈ પાછો સ્કૂલ માં જઈએ બધા દોસ્તારો ને બોસ્તારો ને લઈ ને.